એ option change નો ઓવર all ડેટા all side લઈ લો કે ફુટ સાઇડ લઈ લો બરાબર જે અલગ અલગ આપણે ડેટા જઈએ છે ને એ બધું જ ડેટા create કરવાવાળા તો ટેટા બનાવવા વાળા પણ હોય છે option રાઇટર એટલે option ટ્રેલર સમજાય છે આ બહુ મોટી વસ્તુ છે અહીંયા option buyer નું કંઈ કામ નથી ચેર ઉપર બેસાડી દો કે ભાઈ તમે શાંતિ રાખો બરાબર છે

બી આઈ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ મોટા મોટા player કે જેની સાથે જેની પાસે મોટી capital છે એ લોકો જ ચલાવે મારે નથી ચલાવતી ચલાવતા બાયર શું એક્ચ્યુલી કામ નથી બરાબર તો હવે આ શું કહેવા શું માંગો છો કે જ્યારે તમે કોલસાનો ડેટા જુઓ ફૂલ send ડેટા જોવા અથવા તો option ચેનને જુઓ તો તમારા mind માં એક બહુ unique sending હોવી જોઈએ કે જે ડેટા હું જોઉં છું એ ડેટા create કોણ કરે છે option રાઇટર

આખી option ની ગેમ ચાલે છે કોણ ચલાવે છે પણ option રાઇટર તો એ ડેટા option રાઇટર સાથે આપણે એ લોકોના mindset થી એ લોકોનો ડેટા જોવો પડશે જો આપણે નહીં જોઈએ તો આપણો problem થશે

જ્ઞાન આપી દેશે પણ understand કે તમે આજે ડેટા જો option રાઈટર નું ડેટા આપણે option રાઇટર નું ડેટા જોઈ અને આપણે પછી option તરીકે લોકો ટ્રેડ કરતા હોય છે

કે અહીંયા for rights નો અલગ અલગ ડેટા અલગ અલગ વસ્તુ આપણે જોવાની છે અને આ સાઇડ ફૂટ રાઇટીંગ ની અલગ અલગ વસ્તુ જોવાની છે અને ઘણા બધા વિડીયો જોયા આ વસ્તુ કોઈ clarify નથી કરતું

પણ આ તમને નથી ખબર કે મારે કઈ રીતે આ વસ્તુને અપ્રોચ કરવાની છે તો તમને શું કરી લેવાના કઈ નહીં કરી લેવાના બરોબર છે તો understand કે સૌથી પહેલા તમે તમારા મનને આ રીતે ટ્રેન કરશો બરોબર પછી છે આપણને અહીંયા દેખાય છે બરાબર જેમ કે આપણે આને આપણે ITM કહીએ અને આપણે OTM કહીએ આ વચ્ચેવાળાને આપણે એટીએમ કહીએ છે અહીંયા OTM છે અહીંયા છે બેનો same હોય બરોબર છે સ આ વસ્તુ ખરેખર હોઈએ છે શું એનું mining શું હોય છે બહુ simple રીત છે એક રેપ્યુ example આપીને સમજાવી દઉં છું મારે બીજા વિડીયોમાં તમને સમજાવી દીધું કે ભાઈ કોઈ એક પેટી હોય કોઈ એક સહાય હોય બરાબર તો એ શહેરમાં શું થશે અમુક એરીયા ક્લીના છે જે develop એરીયા આવશે બરાબર અમુક આસપાસનું એરિયા કેવો હશે એ develop ની હોય અને અમુક એવા જ્યાં સીટીમાંથી enter થાવ અને જ્યાં સિટીમાંથી તમે exit થાવ આ એરિયા કેવાથી પાસે અહીંયા length લેવી property લેવી કારણ કે અહીંયા facility હોસ્પિટલ સ્કૂલ ટ્રેન એરપોર્ટ બધું દૂર હશે એટલે અહીંયા સસ્તામાં મળી જશે થોડુંક તમને developing એરિયામાં જાઓ તો ઘણી બધી સુવિધા મળશે પણ એટલો બધો develop એરિયા નહીં હોય પણ લોકો સુધી સૌથી વધારે ત્યાં property buy કરતા હોય છે બરાબર કારણ કે એમાં આવનારા ભવિષ્યમાં return સારો મળશે ધીરે ધીરે facility મળી જ જશે બરોબર છે અને એ એકદમ develop એરિયામાં બધું જ છે પણ problem એ છે કે એ expensive છે બરોબર તો property નો આ example હું દર વખતે આપું છું એ example તમે જુઓ તો તમને અહીંયા ખબર પડે નિષ્ક્રિય સતાર હજાર છસો આસપાસ ચાલે છે બરોબર છે તો આ એટલે આને development કહેવાય તો આનું જે પ્રીમિયમ હોય અહીંયા છે ને મારે શું કરવું પડે કારણ કે અત્યારે expired બંધ થઈ ગઈ તો તો નવ બતાવેલ છે એટલે હું monthly expired માં જતો ઓગન્તૃસ લાઈન માર્ચમાં બરાબર તો હું તો તમે અહીંયા જુઓ કે કોલ સાઈડ કોલ રાઇટીંગ સાઇડ નો અત્યારે મારા ખાલી ડેટા જોઈએ છે. આ છે એટલા એટીએમ એટલે મને માર્કેટ છે ત્યાં આજુબાજુ છે એ developing એરિયા છે તો તમારે નવો ફ્લેટ કે ઘર બાય કરવું છે તો લોકો કમસેકમ આ prefer કરતા હોય કે મારે સીટીની બહુ દૂર નથી જવું કે અંદર પણ નથી જવું મારી પાસે એટલા બધા પૈસા નથી budget નથી હવે developing એરિયામાં આપણું મકાન લઈ લઈએ બરાબર છે તો એનું જે પ્રીમિયમ હશે કુલ standard પ્રીમિયમ હશે બરાબર અને જેમ જેમ તમે એમ કહેશો કે ના મારે તો એ સારી રીતે જવું છે તે બધું પ્રીમિયમ મોંઘું થતું જશે જો બસોદાસ બસોચાલીસ બસોપંચ ત્રણસો ચાલીસ બરાબર છે કારણ કે ત્યાંથી already માર્કેટિંગ જઈ ચૂક્યું છે હવે જ્યાં બધી દુનિયાની facility અવેલેબલ છે અને તમને એવું થશે કે ના મારે થોડું સીટીની બહાર જવું છે બસોદસ પ્રિમિયમ કેમ્પે કરવાની તો એ સાવ out of the મને એટલે અહીંયા બધું ચીપલી તમને મળી જશે બરોબર છે તો અહીંયા કોર્ટમાં અહીંયા છે price ઓછી થતી ગઈ છે ભાઈ ફૂટમાં અહીંયા વધારે થતી કે બરાબર છે કારણ કે અહીંયા અહીંયા આ ટીમ છે તો અહીંયા છે તો અહીંયા આ OTM છે તો અહીંયા આ OTM છે આટલું આપણને સમજાય ગયું હવે અહીંયા દુનિયાના નથી રોકાઈ જતી આવું કેમ છે માલ્યો કે તમે બોલી શકો તો તમારી પાસે એવું છે કે તમારે કાં તો ત્રણસો રૂપિયા ઉપર તમે બસોદસ કરો અને seventy nine થી ભરો તો લોકો એવું કહે છે કે આપણે મૂર્ખા થોડા છીએ આપણે કેમ seventy nine ન કરીએ આપણે કેમ બસો દસ કેમ ન ભરીએ એ લોકો ત્રણસો ચાલીસ કરતાં હશે તો તમે મૂર્ખાવો છો બરોબર છે પણ જે રીતે તમે property લ્યો છો તમે ચાહે ટેટી ની out કટમાં લો એમાં તમને return મળે એમાં return મળતા દસ પંદર વર્ષ લાગી જાય લો movement હોય facility ઓછી હોય સિટીના વોચ ગાડામાં જે એકદમ develop એ રહ્યા છે expensive હોવાનો છે

તો લોકો ત્યાં તમને મળશે ત્યાં almost જે standard facility છે એ બધી તમને મળી જશે અને ત્યાંથી return બી તમને reasonable રેટ ને મળી જશે અને બરોબર છે અને જેટલા તમે પૈસા નાખો life માં એ રીતે તમને report મળતો હોય છે બરોબર તો હવે તમે એવું ના કહી શકો કે ભાઈ હું શું કામ ત્રણસો ચાલીસ નું પ્રીમિયમ ભરો જ્યારે તમારી પાસે બસો દસ નો કોન્ટ્રાક્ટ છે હેસિ વાળો કોન્ટ્રાક્ટ છે તો આ લોકો મૂર્ખા નથી બરોબર જેમ પૈસા આપો એમ એવી રીતે તમારી પાસે તમને return મળશે

હું હવે બીજી વસ્તુ બીજી વેબસાઈટમાં જાઉં છું જેનું નામ છે ટ્રેન payment છે આપણે payment લેવાની જરૂર નથી હું તમને જે સમજાવું એ બધું ફ્રી માં હોય છે બધું option બરાબર અને આને લોડ થવા દઈએ ગિફ્ટ ની monthly option છે સેમ અહીંયા open કરીએ આ same option છે આમાં ખાલી એકવીસ લાવી દઈએ અહીંયા આપણી પાસે બીજો option છે અહીં એક તો option ગ્રીન બરોબર તો હું ગ્રીપ્સ વાળી option જઈને open કરો અહીંયા option ગ્રીક્સ open કરીશ તો ઘણું બધું મજા આવી જાય અહીંયા શું હોય અને down કરવાના અહીંયા સ્ટ્રાઈક પર આવો જસ્ટ highlighting વાંચ્યું સતાર હજાર છસો પચાસ તો તમને એક વસ્તુ અહીંયા જોવા મળશે કે LTP એટલે આ પ્રીમિયમ છે બરોબર તો અહીંયા આવી છે ડેલ્ટા છે ટેટા છે મેગા છે અને ગામમાં છે આ બધા option ના રેટ છે ગ્રીક બતાવી હતી તમને લોકોને ખબર હશે ના ખબર હોય તો આ એકતા અને એક વિડીયો મેક બનાવેલો છે જોઈ લેવાનું તો માર્કેટ અત્યારે અહીંયા છે developing એરિયામાં જ છે allmost માર્કેટ અત્યારે કોર્ટમાં નહીં એ છે ને option છે ને અહીંયા સ્ટ્રાઈકની અહીંયા આજુબાજુ માર્કેટ છે બરોબર છે હવે માની લો કે તમે માર્ક option કરવા માગું છું

તમને એવું લાગે છે કે ભાઈ હું એકસો હેસિ શું કામ ભરું? જ્યારે મને ચોરનું આતો હેસિ વાળું પ્રીમિયમ મળે છે તો તો સસ્તામાં જવાનું હેસિ રૂપિયામાં બતાવીશ તે કંઈ વાંધો નહીં હેસિ રૂપિયામાં બતાવશો તમને તો દર સોંપોટે તમને ખાલી ઓગન્તૃસ ત્રીસ નવ point ત્રીસ point ની માંડ માંડ movement મળશે બરોબર અને તમે જે થોડું expensive પ્રીમિયમ લેશો કે ચાલો હું બસો પંચોતેર રૂપિયા ચૂકું છું તો તમને almost બાસઠ point બે મળશે એટલે આ property જેવું જ છે થયું તમે જેટલો પૈસા વધારે નાખશો એટલું માર્કેટ તમારા ફેવરમાં જ્યારે થશે ત્યારે તમે speedily ફાયદો થશે એટલે માની લો કે નિફ્ટી બહુ થાય બરોબર તો તમને અહીંયા ખાલી અથ્યવિસ પોઈન્ટ ફાયદો થશે તમને અહીંયા લગભગ પચાસ point નો તમને લગભગ sixty five percentage નો ફાયદો થશે તો હવે તમારી થશે પાસે કેટલું capital છે તમારી કેપીટી છે તમે કઈ રીતના movement લેવા માંગો છો હવે એનું આપણે direct relation ક્ટ આપણે અમુક ચાર્ટમાં જોઈ લઈએ કે અમુક વખતે શું થાય તો ખબર છે કેમ કે જો અહીંયા જે માર્કેટ છે ને આ વખતે થોડું ઉપર નીચે ગયું અને આખો દિવસ થઈને નીચે ગઈ હવે આપણને ઘણી વખત એવું લાગે કે આપણે કે આર આ માર્કેટ નીચે ચાટમાં મોમેન્ટ આપેલી છે પણ તમે અહીંયા ફોટો કર્યો ને તો તમને એટલી બધી movement નહીં મળે કારણ કે એ movement slow છે સ્લો movement છે તો option બહાર માટે તમારા માટે દુશ્મન છે એ તમારા પ્રીમિયમ ને ખાસે બીજું કે તમે અહીંયા આવે છે પ્રીમિયમ લઈને બેઠા છો અહીંયા આપણને જે પ્રીમિયમ લઈને એ હેસિ રૂપિયામાં એ જ તમે રીતના ગયા છો ત્યાં બરાબર તો તમને માંડ ત્રીસ point નું movement પડશે તો તમને જે ચાટમાં achievement દેખાશે ને અને તમે ખોટી તમે શહેરની બહાર જઈને મકાન લીધું હશે એકવાર બેઠા હશે તો બોલો આપણે આવા વખતે તમે સૌ પાઠમાંથી માંડ માં ત્રીસ પંચ મળશે અને હકીકતમાં તમે ડેલ્ટા ત્રીસ નો હશે ને તમે ખાલી ફોન તમે વીસ બાવીસ ન થશે કા કારણ કે જે માર્કેટનું boring movement છે જેટલો તમારો ટાઈમ થાય છે એટલા તમારા પર ઓછા થઈ જશે બરોબર છે એટલે ઓપ્શન બહાર ક્યાંક respect કરે છે કે તમે જો આવા વખતે શું કરવું જોઈએ આવો વખતે કાં તો તમારે ITM સાઈડ માં જવું જોઈએ શેર profit થાય ફટાફટ પૂરું કરીને બેસી જાવ બરોબર તમે આવા વખતે શહેરની બહાર જઈને OTM માં બેઠા હોય ટાઈમે તમારે એ ફેવરમાં નથી અને almost ડેલ્ટા તમારા ફેવરમાં નથી તો તમે શું પૈસા કમાઈ લેવાના છે બરાબર હા

કારણકે એ લોકોને નાનું નાનું ડેલ્ટા ડેલ્ટા ઇન્ટરનેટ કરવાનો position stable કરવા માટે ડેટા જોઈતો હોય બીજું કે તમે જ્યારે OTM માં જઈ શકો માની લો કે અહીંયા હું છે ને બેંકની ફીની નીકતી નિફ્ટી OTM છે ઓપન કરો બરાબર અને ઓગન્તૃસ માં છે બરાબર અને હું ક્યાંક analysis કરતો અને મને એવું થાય કે બેન્ક નેટ માં આઈ નો કે અમુક વાર મારે analisis પ્રમાણે કે મોટી movement આવવાની છે movement હોઈ શકે છસો આઠસો ની whatever બરાબર જેમકે અહીંયા continue મારું જે આ logic ચાલુ હોય મને જે understanding મળતી હોય તો હું અમુક વાર હું શું કરીશ કરી શકું એ ટાઈમે કે ચાલો મારે એટલા બધા પૈસા નથી ચૂકવવાના મને ખબર છે કે માર્કેટમાં સારી movement આવી છે તો ચાલો હું સસ્તા પ્રીમિયમમાં ઘૂસી જાવ મારે છ્સો છસો નાખવો હોય તો ત્રણસો વાળું પ્રીમિયમ select કરી દઉં તો ત્યારે હું possible છે કે ઘણી વાંધો નહીં તમારો ડેટા સુલો હોય slow હોય માર્કેટનો પાંચસો payment movement capture કરવા માંગો છો તો તમે સારો એવો profit થઈ જશે તમારે નાખવાના નથી બહુ પૈસા તમારે નાખવા નથી

હવે તમે અહીંયા સારો ટીમમાં જઈને બેઠા હોય તમે કઈ રીતના પૈસા કમાવાના છો મને તો કેમ કે એક તો માર્કેટ consult થાય છે આ એટલી movement આવશે point અચાનક આપશે તો તમે એવા માં જઈને મેળવો ત્યારે માંડ તમને પચાસ point કે ત્રીસ point ની movement મળશે અને પચાસ ત્રીસ point ની movement એની અંદર થોડું

કે ભાઈ ત્યારે શું કરવાની તારે ક્યારે કઈ change કરી નાખવાની? જો તમને એવું લાગતું કે બહુ મોટી હા થવાની છે કંઈ વાંધો નહીં તો પૈસા કમાઈ શકો પણ દરરોજ તમે એવા સપના જોશો તો નહીં ચાલે

Hello અભીશન્ધાન દ્વારા શિક્ષણ અભીશન્ધાન એટલે જોડાણ અભીશાન્દાન એ શિક્ષિત શે છે વાદ ઉપર આધારિત છે છે મૂળ અન્ય વિપક્ત પ્રત્યે ને સમૂહ ની પ્રતિક્રિયા આપવા નું શિક્ષણ પ્રાપ્ત થાય છે તે પ્રતિક્રિયા ને અભીશન્ધાન થઇ ને ક્કાહેવાય છે દાખલા તરીકે શાળા નાં જુદા જુદા પ્રકાર નાં ઘંટ વાગવા ની સાથે જોડાયેલી હાસ્ય પ્રેરિત પ્રવૃત્તિ ઓ આ પ્રકાર નાં શિક્ષણ માં વ્યક્તિ પ્રતિમા નું મગજ માં જોડાણ થાય છે પછી છેક સુધી પ્રખર જોવા છતાં અન્ય સુધી પ્રતિશોધ થાય છે આ પ્રતીસંધાન એટલે ભવોભવ એ પાચન ક્રિયા નો અભ્યાસ કરતા કરતા અનેક પ્રયોગો કેઈ અભીસંધિક પ્રતિક્રિયા જે પ્રતિક્રિયા ના જોડાણ પહેલા ના હોતો પરંતુ શિક્ષિત જોવા ચોક્કસ પાને ક્રિયા જોવા મળે છે તેને અભીસંધિક તત્પર્ય ક્રિયા કહેવાય છે પાવલો નાં પ્રયોગ માં ઘંટડી નો અવાજ સંભાળતા ની સાથે પુત્ર નાં મોમાં ઉપચારવા ની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી શકે છે લાળ પ્રબલ્ન પ્રાણી ની પ્રતિક્રિયા ને પ્રબલન પ્રબલન પ્રમાણ પ્રતિક્રિયા પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે છે તેને પુત્ર નાં મોમાં લાલ જારવા ની પ્રતિક્રિયા ને લેખીક નાં અવાજ માં ઘંટડી સાથે કુતરા એ ઘંટડી ના અવાજ નું બચા ના અવાજ સાથે જાતે ખોરાક બનવા માં ખોરાક આપવા માં આવશે ને કોઈ પણ ઘંટડી નો અવાજ આપતા શીખી સક્સે આ ઘંટડા

કારણ અભીસંધાનો વાસ્તવિક તથા કુદરતી જીવન જોવા મળે છે વાસ્તવિક પ્રક્રિયા ના કરે તથા તેમની જેના અનુસંધાન માં બે પ્રાણીઓ ચોક્કસ જે લાળ આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણ માં પ્રાણી ના પ્રાણી કારક કેવા માં આવે છે આ પ્રકાર ના અનુસંધાન માં પ્રાણી ના તરીકે પણ ઓળખવા માં આવી છે એ પણ પ્રાણી ના એકવાર અભિસંધાન ને સ્થાયી થઇ જાય પછી સતત અભી અનાભીસંધન થી કુળદીપક નાં આપવા માં આવે એટલે પ્રબલન પ્રબલન એટલે પ્રાણી ની પ્રતિક્રિયા બળવો બળવતર બનાવતી ખાટક એટલે પ્રબલન હાલો પાવલો નાં પ્રયોગ માં ખોરાક એ પ્રલાબન છે કુળદીપક સામાન્ય કારણ સામાન્ય કારણ એટલે ક્રિયા ઉત્પન્ન કરાવી સામાન્ય ધરાવતા અન્ય કોઈ નાં તે ક્રિયા જે પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે એ કયું કેવાય તે ભાવો નાં પ્રયોગ માં ઘંટડી ના અવાજ દ્વારા ઉત્પન્ન થતી પુત્ર ના મોમાં લાળ જરવા ની પ્રતિક્રિયા અવાજ સાથે સામાન્ય પૂર્ણ કડીઓ વેચેતી એમ કહી શકાય છે કુળદીપક ભેદ બોધક કુળદીપક ભેદ બોધક અને એટલે દીપક વચ્ચે નો તફાવત આપડે અગાઉ જોઈએ કે પુત્ર ને ઘંટડી ને મળતી દીકરી અને પુત્ર વેચાણ સાથે કારણ કે પુત્ર એ ઘંટડી નો પુત્ર ને ઘંટડી ખોરાક આપવા માં આવે ને બજાર માં પછી કોઈ આપવા માં ની આવે તો ધીરે ધીરે કોઈ બી ઘંટડી નો અવાજ અને ભેદભાવ આં Hello hello આપડે વાત કર્યે દશેરા ના તેહવાર વીસે. દશેરા ના તેહવાર ને વિજયાદશમી પણ કહવામાં આવે છે. દશેરા નો તેહવાર છે એ નવરાત્રિ ના છેલ્લા દિવસે એટલે કે દશેરા દસમા નવરાત્રિ પર ઉજવામાં આવે છે. એના ઉજવણી ને અપડે વિજયાદશમી તરીકે ઓડખીએ છેય. આજ ના સમય માં તે અનિસફડ, સારા અને જીત નું પ્રતિક કહી સકાઈ છે. દુડ્સ્થા કોઈ પણ સ્વરૂપ મા હોય સકે છે જેમ કે ક્રોધ, આસક્તિય, વેર ઈર્ષા દુખ આડસ વગેરે કોઈ પણ આત્રિક દુષ્ટતા દૂર કરવી એપણ અપડો સ્વવિજય છે, અને એની બાજુથી આવી દુષ્ટતાને દૂર કરીને તેને દરવરસે વિજયદશમી ઉત્સવ ઉજવ્યે જેથી એક દિવસ અપડે અપડી બધી ઇન્દ્રિયો પર રાજ કરી સકયે છીયે. દશેરા કેમ ઉજવવામા આવે છે? અનુ સુ મહત્વ છે ચાલો જાણીએ. ખરાબ આચાર પર સારા આચરણ ની જીત ની ઉજવણી કરવા માટે ઉજવાતો તેહવાર દશેરા કહવા મા આવે છે. સામાન્ય રીતે દશેરા વિચ વિજય પર્વ તરીકે ઉજવાય છે કામકે ઉજવણી ની દરેક માન્યતા આલગ હોય છે.

કેમકે ખેડૂતો અ એ એ સમય ના પાક ને અ અ પાક ને મેડવે છે અને એમા એ નફો મેડવે છે અને ઘરે નવા પાક લાવે છે ને આના આગમન ની ઉજવણી કરે છે. પ્રાચીન સમય મા આ દિવસ સાદનું અને સસ્તરો ની પુજા કરવામાં આવતી હતી કારણકે તેઓ તેના યુદ્ધ મા થયાળી જીત નું ઉત્સા નું સ્વરૂપ હતું ને ઉત્સાહ ને ઉજવવા માંગતા હતા પણ આ બધા નું મુખ્ય કારણ તો એકજ છે કે બુરાઈ પર અચ્છાઈ ની જીત.

જેથી એ લોકો આ દિવસે એની ઉજવણી કરે છે. અ દશેરા આમ તો અ અ અશ્વિન એટલે કે આસો મહિના ના શુક્લ પક્ષમા દસમા દિવસે ઉજવવામાં આવે છે જ્યારે નવરાત્રિ પૂરી થતા અ તેના અ છેલ્લા દિવસે એટલે કે દસમા દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. મહાભારતમાં કેટલાક સ્થળોએ આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે પરંતુ અમુક દિવસે અમુક સ્થળો એવા પણ છે ભારતમાં જ્યારે રાવણનું દહન કરવામાં નથી આવતું પરંતુ તેની પૂજા કરવામાં આવે છે જેમા સ્થળો જેમકે કર્ણાટકમાં કોલાર મધ્યપ્રદેશમાં મંડેસ્ટર રાજસ્થાનના જોધપુર જેવા સ્થળો મા રાવણની પૂજા કરવામાં આવે છે. બાકી બધા ના બાકી બધા સ્થળો મા ભારતમાં અલગ-અલગ જગ્યાએ રાવણ નું પુતળું બનાવી અને એને અ આગ લગાડી અને એને અ જલાવવામાં આવે છે અને દહન કરવા મા આવે છે જેથી આપણે એનું બુરાઈ પર અચ્છાઈ નો સામનો અને અચ્છા ની જીત એવું કરી ઉજવવામાં આવે છે. પરંતુ શા માટે ઉજવવામાં આવે છે? દશેરાના દિવસ પાછળ ઘણી બધી વાર્તાઓ છે જેમાં વધુ લોકપ્રિય વાત છે ભગવાન રામની ભગવાન રામ ની યુદ્ધ ની જીતી લેવાની છે જીતી લેવાની વાર્તા છે જે આપણે બોજ લોકપ્રિય છે. કારણકે અ એ દશેરાના દિવસે જ ભગવાન રામ એ યુદ્ધમાં અ રાવણને હરાવ્યો હતો અને રાવણ નો અનિષ્ટતા નો અનિષ્ટતા નો અંત કર્યો હતો અને એનું અભિમાન તોડ્યું હતું અ શ્રીરામ અયોધ્યા ના શહેરના રાજકુમાર અને રાજા હતા તેમની પત્નીનું નામ સીતા હતું એવું કહેવામાં આવે છે જે રામાયણ રામાયણ નો સાંસ્કૃતિક અ સાંસ્કૃતિક પુસ્તક છે જેમાં શ્રી રામ રાજા શ્રી રામ અયોધ્યાના રાજા હતા અને તેમનો એક નાનો ભાઈ હતો એમનું નામ હતું લક્ષ્મણ રાજા દશરથ શ્રી રામના પિતા હતા તેમની પત્ની કઈ કઈ ના કારણે અ આ ત્રણે રાજા રામ આમની પત્ની સિતા અને એમના ભાઈ લક્ષ્મણ ચૌદ વરસના ભોગવવાનું થયું હતું એના માટે એ લોકોએ વનવાસ માટે અયોધ્યા નું શહેર છોડ્યું હતું આજ વનવાસ દરમિયાન અ રાવણ એ જે ત્યારે એ સમયે લંકા નો રાજા હતો એને સીતાનું અપહરણ કર્યું હતું રાવણ ચતુર્વેદ જાણતો હતો અને એક મહાબળવાન રાજા હતો જેની પાસે સોનાની લંકા હતી પણ તે ખૂબ જ ઘમંડી અને અભિમાની હતો પણ તેઓ મહાન શિવના ભક્ત પણ હતા તેઓ પોતાને ભગવાન વિષ્ણુને દુશ્મન કહેતા હતા પણ વાસ્તવમાં રાવણના પિતા એક વિષ્ણુ બ્રાહ્મણ હતા અને એની માતા રાક્ષસ કુળ ની હતી તેથી રાવણમાં એ બ્રાહ્મણ ના ગુણ હતા અને એક રાક્ષસ જેવી શક્તિ ગુરુનો અહંકાર હતો ને અભિમાન હતું જેને નષ્ટ કરવા અ ભગવાન વિષ્ણુ એ રામ અવતાર લીધો હતો રામ પોતાની અ અ રામ પોતાની સીતાને પાછા લાવવા માટે રાવણ સાથે લડ્યા જેમાં વાનર સેના અને હનુમાનજીએ એમનો સાથ આપ્યો આ યુદ્ધમાં રાવણના નાના ભાઈ વિભિસણ પણ ભગવાન રામ ભગવાન રામ એ સહકાર આપતા હતા અને અંતે ભગવાન રામે રાવણનો વધ કર્યું અને એનું અભિમાન અને અહંકાર નો વિનાશ કર્યો આ વિજય ના રૂપમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. અ

જેમાં નવરાત્રીના માતાના નવ દિવસ પુરા થયા બાદ દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે જેમાં ઘણી જગ્યાએ રામલીલા નું આયોજન કરવામાં આવે છે જેમાં કલાકારો રામાયણના પાત્ર બને છે અને રાજ રામ રાજા રામ અને આ રાવણ ના યુદ્ધ ને નાટક સ્વરૂપે રજૂઆત કરે છે. આ ઉપરાંત દશેરાના દિવસે ઉત્સવ મેળો પણ અલગ અલગ જગ્યાએ યોજવામાં આવે છે ઘણી જગ્યાએ આ દિવસે મેળો ભરાઈ છે તેમાં ઘણી દુકાનો અને ખાવા-પીવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અ થિએટર મા નાટકો અને રામલીલા ઓ અ શેરી નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે આ દિવસે ઘણા લોકો ઘરો મા પોતાના વાહનો સાફ કરે છે. તેમની પૂજા કરે છે, વેપારીઓ તેમની હિસાબોની પૂજા કરે છે, ખેડૂતો તેમના પશુઓ અને તેમના પાક ની પૂજા કરે છે engineers તમે સાધનો અને તેમના મશીન ની પૂજા કરે છે.

પ્રસિદ્ધ વિજયની ઉજવણી કરે છે મેળા નો આનંદ લે છે તે પછી સમીપત્ર જેના સોના-ચાંદી કહેવાય છે તે ઘરે લાવે છે ઘરમાં આવ્યા બાદ ઘરની મહિલાઓ દરવાજા પર તિલક લગાવીને આરતી ઉતારીને અને તેમનું સ્વાગત કરે છે એવું માનવામાં આવે છે માણસ પોતાની દુષ્ટતાનો બાળીને ઘરે કર્યો છે તેથી તેનું સ્વાગત થાય છે આ પછી તે વ્યક્તિ સમીપત્ર આપીને વડીલોના પગને સ્પર્શ કરીને તમનો આશીર્વાદ લય છે આ રીતે ઘર બધા લોકો પદોસ મા અને સબંધિયો પાસે જાય છે અને સમી ના પત્રો આપે છે અને વડીલો પાસેથી આશીર્વાદ લે છે નાના અને પ્રેમ આપે છે અને તમામ લોકોને ગળે વળગાડીને ઉજવણી કરે છે જો એ પંક્તિમાં કહ્યું હોય આ તહેવાર પરસ્પર સંબંધો ને મજબૂત કરવા અને ભાઈચારો અ વધારવા માટે છે મનુષ્ય પોતાના મનમાં ભરેલા તિરસ્કાર અને જૂરગુણો ડ્રેસના મિશ્રણને સાફ કરીને એક નવા તહેવાર એકબીજાને મળે આ રીતે આ તહેવાર ભારત ના સૌથી મોટા તહેવારો માં ગણાય છે હવે સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવાય છે સમગ્ર દેશ મા

આ તહેવાર આપણને આપણા પાયા સાથે જોડી રાખે તો આપણે આ તહેવારની ઉજવણી કરવી જોઈએ પરંતુ દશેરાનો સ્વરૂપ બદલાઈ રહ્યું છે આજના સમયની વાત કરીએ તો આજના સમયમાં તહેવારોની પોતાની વાસ્તવિકતાથી દૂર જઈને આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેના કારણે તેના મહત્વનું કંઈક ઓછુજ થઈ ગયું છે જેમકે દશેરાના દિવસે એકબીજાના ઘરે જવાનો રિવાજ હતો જે હવે આ રિવાજ એ મોબાઇલ ફોને internet message અને સ્વરૂપ ધારણ કરી લીધું છે ખાલી હાથે જતા ન હતા જેથી તેઓ સમીપત્ર લઈ હતા પરંતુ હવે તેમને મીઠાઈ અને ભેટ લઈ જવાનું શરૂ કર્યું છે જેના કારણે તે નકામાં ખર્ચ અને સાથે સ્પર્ધા નો તહેવાર બની ગયો છે રાવણ દહન પાછળ પૌરાણિક કથા યાદ આવી હતી જે દરેકને એવું સંદેશ મડવો કે અહંકારનો નાશ કરવાનો છે. પરંતુ હવે વિવિધ પ્રકારના ફટાકડા ફોડવામાં જેના કારણે વ્યર્થ ખર્ચાઓ વધારો થઈ રહ્યો છે તેજ સમય પ્રદૂષણની સમસ્યાઓ પણ વધી રહી છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે આહ

પુરાણો પ્રમાણે આ તહેવાર એકદમ સરળ હતો એવો દેખાવ નહીં ઈશ્વર તરફની એની આસ્થા હતી આ હેતુ થી આપણે એટલા ભટકી ગયા છીએ કે મનુષ્ય ના વિચારો બદલાઈ ગયા છે મનુષ્ય અને ફક્ત વ્યર્થ ખર્ચના ના રૂપમાં માનવા લગીય છેય આપણે બધાએ આ વાસ્તવિકતાને સમજવી જોઈએ અને તહેવારોની સાદગીને તરીકે અને અ અ વિજય પર્વને ઉજવવો જોઈએ દેશની આર્થિક વ્યવસ્થાને સૂચરું રખવામનુ તે વારનું ખૂબ જ વિશેષ યોગદાન હોય છે પરંતુ અ આપણે દશેરા પર હવે આધુનિક રીતે ઉજવણી કરવાના બદલે આપણે આપણા આંતરિક અ દુષ્ટતાનો નાશ કરવો જોઈએ અમ રાહ દરેક તહેવાર જીવનના બહાર ભગવાન ના દરેક માણસની જરૂરિયાતો લાવે છે જીવનમાં સૌને અભિનંદન લાવીને દશેરાના તહેવારની ઉજવણી કરવી જોઈએ

તને મિત્રતાનું વર્તન કહ્યું આવા રસપદરા અ આ પુરાવા તમે રામાયણ મા મળે છે રાવણ તમને રાવણ વીસે વધરે જવાન તો રાવણ એક ચતુર વેદ જાણતો એક મહાન અ બળવાન રાજા હતો જાની પાસે સોના ની લંકા હતી અને એક અપાર ઘમંડ હતો ઘમંડ હતો એક હતા મહાન શિવ ભક્ત હતા રામ પોતાની સીતાને પાછી લાવવા માટે રાવણ સાથે લડ્યા જેમાં વાનરસેના હનુમાનજી એ એમનો સાથ આપ્યો અને ભગવાન રામ ને સહકાર અપૈયો અને અંતે ભગવાન રામ એ રાવણ નું વધ કર્યું ને આહંકાર નું વિનસા કર્યું જેથી વિજયી ના રૂપ મા વિજયા દશમી ની ઉજવણી કરવામાં આવે છે શીખવની ક્રિયા મનોવિજ્ઞાન એ વર્તન નું વિજ્ઞાન છે વર્તન માં અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવીઓને

નિભાવ માટે કોઇને કોઇ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવની

સજીવ પોતાના જીવનચક્ર દરમ્યાન મોટે ભાગે બે પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે પહેલું સા સાહજિક વર્તન બોજુ શિક્ષિત વર્તન સાહજિક વર્તન માટે પ્રાણીને કોઇ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂરત રહેતી નથી દરેક સજીવ જન્મથી જ પોતાના જ જનનીય કેટલીક શક્તિઓ લઇને જન્મે છે જેનાથી અમુક મર્યાદિત પરિસ્થિતિ આપતાં એ શીખી જાય છે. કે આ પ્રકારનું વર્તન જન્મજાત કે સાહજિક વર્તન છે. કીડીનું પોતાના માટે ખોરાકના કણને ખેંચી જવું, ગાયના વાછરડાને જન્મ થતાં જ થોડીવાર માતાના આચારને વળગીને પોતાની ભૂખ સતોષવી

રીતો અને જીવનરક્ષાની રીતો આપ‍‍‍‍‍ આપમેળે જ શીખી લેતું હોય છે જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતાં જોઈને શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવાનું આવતું હોય છે આ પ્રકારના શિક્ષણનું જે પ્રાણીને જે તે વર્તન કરતાં આવડતું હોય નથી પરંતુ વ્યક્તિ એ પ્રાણી જે તે વર્તન કરતાં શીખવા માટે સ્વેચ્છાને ચોક્કસ પરિવર્તન સ્વીકાર કરીને વર્તનમાં બદલાઈ નાખે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી છે તે શિક્ષણ મેળવતું હોય છે, આથી જ સાહજિક વર્તનમાં સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યા પર્યાવરણમાંથી અનુભતો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગળની જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાનાં જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવા જ હોય છે. આથી જ શિક્ષણએ જન્મથી મૃત્યુ સુધી ચાલ્વ ચાલવતી અવિરિતીય પ્રક્રિયા છે વ્યક્તિ બાલ્યકાળમાં માટેભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ

સામે આવી પડતી જીવનની અટપટી અને જટિલ સમાસ્યાઓને ઉકેલ માટે બાલ્યવસ્થાના અને તારુણ્યવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંત પ્રાપ્ત થતી આંતરસૂઝને કામે લગાડે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર ભાષા વર્તનભાતો પ્રેરણા આવીગ ની અભિવ્યક્તિ મનોવરતના શિષ્ટાચાર વગેરે નું શિક્ષણ મેળવીને પોતાની વ્યક્તિત્વને વીકવસ્તા છે આમ, વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. શીખવું એટલે શું વ્યાખ્યા અને તેની સમજૂતી અમેરિકન મનોવૈજ્ઞાનિક ct મોર્ગને શિક્ષણની વ્યાખ્યા ત્યાં આપતાં જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થયો આપેક્ષ કાયમી ફેરફાર આ વ્યખ્યાત માં શિક્ષણ માટે મુખ્યત્વ ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે અનુભવ મહાવર કે પ્રયત્નનું પરિણામ વર્તનમાં થતું પરિવર્તન આપેક્ષ કાયમી પરિવર્તન શિક્ષણની વ્યખ્યાત સમજવું મેળવવા ઉપરની બાબતે વિગેત સમજાઈ પહેલું અનુભવ મહાવરા કે પ્રયત્ન પરિણામ અગાઉ આપણે જાણ્યું કે પ્રાણી કે મના માનવના વર્તનમાં ફેરફાર થાય છે તે અનુભવ લાયક તાલીમ કે મહાવારને કારણે જ થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય જો વર્તનમાં થતું પરિવર્તન કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાય નથી ચાર મહિનાનું થતાં જાતે પથારીમાં ઊંઘી જતા અમ શીખે કે પથારીમાં પગ ભરાઈને ખસતા શીખે છે તો તેને નિષેધક પ્રબલન સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુશ પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે જણાવી શકાય પરંતુ અમ Skinner ના માટે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયા સંભાળવાનું વધારનારું અને પ્રતિક્રિયા બાદ ભૂલી જતા ઉડીશક કારણક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયા સંભાવના વધારવા મા માટે જ કરવામાં આવે છે Skinner ના કારણ અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીના હોવા દબાવવાથી ઉમર Electric શો

પ્રબલન વિધાયક હોય કે નિષેધન તેને પ્રબલથી કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાળવા પહેલાં કરતાં વધે છે ક્રિયાત્મક અભિસંધાનનો Skinner એ ઉંદર ઉપર પ્રબલનનું કદ બે હા sir postpaid કે મારે કોઈપણ જાણકારી આપશો તમે એમાં કેવું કેવું હોય છે એમ? હા હા રે તમે હા હમ હમ એને આપણે active કરાવવો હોય તો કઈ રીતે કરાવવાનો active? એટલે online થી કરવું હોય તો ના થાય?

online થી હા હા હા બરાબર

એ તો આપણે લેવાથી Document આપીએ ને Aadhar Card એવું કઈક

આપણે લેવું હોય card અલગથી પૈસા નઇ બનવાના હોતા કેના બનવાના હોય છે sir? Charges કેટલો લાગશે તેનો? હા હા હા એમ તો છે હા હા હમ હા એવો ને અને plan વિશે કઈ જાણકારી આપશો તમે? આપણે એક મહિનાનું કરવું હોય તો કેટલા મા recharge થાય જાણકારી આપશો તમે sir plan કેટલા નો છે એક મહિના માટે?

હમ એમા શું આવશે એક સો નવ્વાણું મા?